અને આ છોકરો બી ફોટો પાડે છે આ છોકરાએ એક યેલો કલર ની શર્ટ પિંક કલર નુ પેન્ટ --

આ એક કોલેજ ની ઈમેજ છે કે જેની અંદર એક ગાર્ડન છે એક ઓફિસ છે અને ખુરશી ઉપર એક વોચમેન બેઠેલો છે સ્ટુડન્ટ વાંચવા જાય--

એક પ્લાસ્ટિક નો ઢકલો છે કે જ્યાં જાજા બધા પ્લાસ્ટિક ના--

અને તે સિવાય અહ્યા નાના નાના પંખા છે ત્રણ અને લાઈટો રા લગાડેલ છે.

અને મા અહિયા મલ્ટિપલ લાઇટિંગ્સ છે જે કે બ્લેક કલર ના હોલ્ડર મા ફિટ કરેલી છે પાછળની સાઇડ ગ્લાસ ની અંદર કિચન છે.

એક શિક્ષક છે તે સિવાય એક અ છે કે જે એન્ગરી બર્ડ ના ડિઝાયન માં--

અહીંયા એક ટ્રેડિશનલ ઇન્ડિયન સ્ટોર છે કે જેની અંદર ઇન્ડિયન કપડા મળે છે આ મેલ્સ અને ફીમેલ્સ બન્ને માટે અહીંયા કપડા છે લાઈક ડ્રેસીસ અને કુર્તાસ.

એક ભાઇ બ્લેક શર્ટ અને વો ક્રીમ પેન્ટ અને બ્લેક શૂઝ સાથે--

અને તે સિવાય એક બ્લેક કલર ની બે ચેર છે અને અમુક કેમિકલ્સ પડેલા છે ટેબલ ઉપર અને ગ્રીન લાઇટ છે.

પાછળની સાઈડ ડમ્બલ વેટ્સ અને સ્ટીક્સ પડેલી છે કે જેમાં માણસો વેઇટ લિફ્ટિંગ કરે છે.

અને નીચે એક ટેબલ ઉપર થેલીઓ અને કપડાઓ પડેલા છે.

પબ્લિક સર્વન્ટ જે ગ્રીન કલર ની જેકેટ પેહરેલી છે તે પાઈપ થ્રુ અઅ છોડાઓને પાણી પાઇ રહી છે.

આ એક જી_એસ_આર_ટી_સી બસસ્ટેન્ડ નો ફોટો છે આ બસસ્ટેન્ડ એ ગર્વમેન્ટ ગુજરાતની અંદર ચાલતી બસ સર્વિસીસ છે.

આ એક કુદરતી પિક્ચર છે કે જેની અંદર એક તળાવની અંદર બે ભેંસો નાઈ રહી છે ને પાછળની તરફ ઘણા બધા ઝાડવાઓ ને વાદળો છે.

ગામડાનું હોઈ શકે છે કે જ્યાં પશુપાલકો તેમના ઢોર ઢાકરાવો ને જાહેર પાણીમાં નવડાવવા લઈ જાય છે.

અને તે લોકોએ જમવામાં ક કદાચ બિરયાની ખાધેલી છે.

આ એક ઇન્ડિયન બ્રેડ નો ફોટો છે કે જેનુ નામ--

ભારતના ઉત્તર ભાગ માં ખાવામાં આવે છે આ પરાઠા સંપૂર્ણ વિશ્વ માં--

પાનની દુકાન છે કે જે ગુજરાત રાજ્યમાં આવેલી છે આનુ નામ રાઘવેન્દ્ર છે.

સિમેન્ટ જોડે મસાલો બનાઈને તેના થ્રુ કોંક્રિટ બનાવી--

અને બોડી બિલ્ડીંગ બનાવે છે આની અંદર એક કાળા કલર નું ઇક્વિપમેન્ટ છે એક સફેદ કલર નુ ઇક્વિપમેન્ટ છે અને એક લાલ કલર નુ--